આમાં ઘણી બધી બસો આવતી અને જતી બતાવી છે અને ત્યાં ઘણા બધા માણસો લેડીઝ અને પુરુષ ઉભા હોય એવું બતાવે છે.

કબાટની અંદર ડ્રેસ કે એવુ કઈક મટીરીયલ કડપાનું ગોઠેલું અંદર બતાય રહ્યુ છે અને સામે એક ટેબલ પણ છે.

આ સીન માં એક બગીચાનું ગાર્ડન જેવું લાગે છે અને અંદર પાણી પણ છે આ પ--

ત્યાં એક પારી પર એક ભાઈ બેઠેલો છે આ બાજુ એક ભાઈ સીડીથી ઉતરી રહ્યા છે બે જણા--

આ સીન એક માર્કેટ નુ બેતાઈલુ છે માર્કેટ ની અંદર એક મોટુ--

માણસો પણ ઉભા છે ત્યાં આગાડી એક મસ્ત સલુન નો ફોટો ભી લગાવેલો છે બાઈકો પણ ઉભી છે ત્યાં આગાડી.

આ સીન એક હોટલ નું છે ત્યાં ગુજરાતી થાળી નવ્વાણું રૂપિયામાં મળી રહી છે અને ત્યાં--

આ સીન એક બિલ્ડીંગ નુ કે એવુ કઈક બતાય રહ્યુ છે અને આ લાઈટિંગ સરસ મજાની લાઈટિંગ કરી રહી છે અને આ સીન એવુ લાગે--

આ સીન પકોડીનુ દુકાનનું છે અને ખાસી બધી પકોડી લગઇલી છે સામે બે કેરબા અને કેરેટ લગાઇલુ છે એક પોતુ મારવાનું--